hey ભાઈ ધ્રુવિન શું કરે છે આજ કાલ? કાઈ નહિ ભાઈ અ સમીર તું શું કરે છે એ કે? બસ ભાઈ મેં તો પેલી શું કેવરાય આ online બધું કામ કરવાની office ખોલી છે યાર બધું digital marketing છે પછી online work આપવાનું એની બધી office ખોલી છે હાલ તો. અરે હા યાર હું પણ એ જ કેતો હતો કે આખો દિવસ હું phone જ વાપરે જાઉં છુ તે જોયું world કેટલું digital થઈ ગયું છે.

થી પૈસા ઉપાડવા પડે પણ હવે digital payment આવી ગયા અને UPI કહે છે જેને લગભગ fillpaind payment introgasion એવું કાઈ નામ છેમને પાકું ખબર નથી કે આપણા phone માં એક app આવે છે જેમ કે paytem, googal pay, phone pay એને app ના ધ્વારા તમે કોઈ પણ ના phone number કે જે account સાથે link હોય એના પર મોકલી શકો અને હવે તો દુનિયા પણ આ ભારત ની UPI system છે તેને અપનાવા લાગ્યું છે. તમે international transaction પણ કરી શકો છો તો તમને ખબર છે આ બધી? હા યાર એ તો મને ખબર છે આ બધું આ UPI છે એ UPI ના અંદર થી તમે tarnsaction છે બધું પછી બીજું એવું આવ્યું છે ભારત pay છે જે india ના મતલબ કે અશ્લીર ગ્રોવર છે એમને બન્વાયું છે તો પછી આ બધા app વિષે તો મને જાણકારી છે એના વગર પણ amazon pay છે પછી આ બજાજ fainance ની app છે એવા બધા ગણા app આવી રહ્યા છે હવે તો whatsapp પર પણ option આવી ગયો છે UPI નો હવે તો તમે whatsapp પર પણ તમે પૈસા transfer કરવા હોય તો કરી શકો છો હા યાર એટલે કે digital world આગળ વધતું રહ્યું છે હવે બીજી વાત કરીએ તો digital marketing marketing માં શું હોય કે તમે વીમો બનાવો તમારી product ને એ લોકો share કરે public માં આગળ વધારે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

જે ઠાકોર and center માં કામ કરતા માણસો ને પણ બહુ help કરી છે. કારણ કે યાર એ રોજગારી નો option જ નતો કારણ કે બધું બાર બધું બંધ હતું ત્યારે લોકો ઘર માં બેઠા બેઠા પણ mobile ના જરીયા અને laptop ના જરીયે પોતાનું કામ કર્યું કામ કરી રહ્યું છે તેના કારણે યાર બહુ મોટો ફાયદો થયો છે મને તો ત્યારે digital જે આ world છે તેની જે digital technology છે એની બધી મને માહિતી શું કેવરાય આ કોરોના કાલ દરમિયાન મને મળી છે કારણ કે યાર

જે આપણને આ કોરોના કાલ દરમિયાન સમજ માં આવ્યું કે online શિક્ષણ પણ એક સારું option છે આપણે study માટે હા એ તો તારી વાત સો ટકા સાચી છે ભાઈ અ પણ એના અમુક ગેરફાયદા પણ છે જેમ કે જો ને internet world નું digitalizestion થઈ ગયું છે. internet આવી ગયુંમ તમે ગણતરી ના second માં કોઈ પણ information નીકાળી શકો છો પેલા એમ હતું કે આપણે કોઈ ને inforemation નીકાળવી હોય તો તમે મોટા વડીલો ને પૂછો, અને books વાંચો પણ હવે તો તમે ગણતરી ના second માં બસ એક click just a click of the button તમે કોઈ પણ વિષે information નીકાળી શકો છો આ એક world નું digitalaization છે પણ તેના ગેરફાયદા છે જેમ કે cyber crime ને આપણે વાત કરી કે આ UPI payment હવે શું થઈ રહ્યું છે કે જે cyber crime related લોકો છે તે અ એમ કરે કે અમુક link મોકલે અમુક ભોળા લોકો હોય અમુક છેતરપીંડી પણ થાય છે call center થી international લુંટ પણ થાય જ છે બધા દેશો માં આ એક ઘેરફાયદો છે અને ગંભીર મામલો પણ છે એટલે કે તેના transaction clear થાય bank માંથી પૈસા ઉપડી જાય તમે એક link ખોલો OTP માંગે એ રીતે cyber crime પણ વધી રહ્યા છે તો સરકારે અમુક નિયમો અને અમુક કાયદા પણ બનાવા પડે આ દિશા માં તમે નથી લાગતું? યા યાર મને લાગે છે તમે cyber crime વિષે તમે વાત કરી રહ્યા છો તો મને હમણાં એક કિસ્સો સાંભળવા મળ્યો હતો હુશેન ભૂષ જે એક એક clear છે આપડો તો તેના ખાતા માં થી કેટલા કરોડ રૂપિયા અ

હા ofcours ભાઈ અને હું તો એમ પણ કહું છુ કે આ જે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

તેમને online ભણાવામાં આવે છે તેમને online testing થાય છે તેમની online exam લેવરાય છે તો ખૂણા નો વ્યક્તિ પણ હવે education થી બાકાત રહી જતી હતી આ પણ સારું પગલું છે તમે કઈ idea છે આપડી online visual જ્યાં projector છે visualization નો ઉપયોગ થતો હોય હા મને ખબર છે કોરોના કાળ દરમિયાન અને અત્યારે હું ના classics કરી રહ્યો મારે કેવું હતું અહમદાવાદ હું રહેતો રહેવાની petting હતી નઈ તો હું અત્યારે ઘરે પાછો આવી ગયો અને કાળે હું online class class attend કરું છુ હું અત્યારે અહિયાં attend કરું છું તેની study માં અને મારી study માં કઈ ફેરફાર લગતો નથી હું પણ મારા sir ને પૂછી શકું છુ સારા જવાબ મને મળી શકે છે અને મારો કારણ કે હું ત્યાં રહેતો હતો મારા પૈસા waste જતા હતા અને અત્યારે હું ઘરે આવું છું મને રાત્રે lecture આવે છે online તો યાર મને સારી રીતે ભણાવતા ભણાવે છે અને સમજવામાં પણ આવે છે અને હું પછી lecture જોવું હોય તો ત્યાંથી પાછુ પણ recoding lecture કરી પાછું પણ જોઈ શકું છું જે મને ઘણો મોટો ફાયદો લાગે છે આ digital room નો હા આહ કેમ કે વિદ્યાર્થી ઓ પણ ફાયદો ઉઠાવી શકે છે એ જ રીતે earning કે digital earning વિદેશ ના કામ હોય જેમ કે online freelancer કે એવી website કે જેમની online work provide કરે છે તે america માં બેઠેલો માણસ કોઈ પણ ખૂણા દેશ વિદેશ ના ખૂણા માં કામ આપી શકે છે તેમનું payment કરી શકે છે તો આ પણ એક ખુબ જ સારો ફાયદો છે digitalliz world નો હવે five G network તો five G network શું હશે speed આહ and લોકો ને ખુબ ફાયદો થવા માંડ્યો છે કામ ઝડપી થવા માંડ્યા તેમની સમય ની બચત થવા માડી આ બધું સારું છે પણ એનો ગેર ફાયદો છે જેમ કે five G માટે cable જોવે tower એના થી શું થશે પ્રાણી પક્ષી ઉપર અસર પડે એક report માં એવું હતું કે ચકલી પેલા જોવા મળતી હતી હવે જોવા નથી મળતી એનું એક reason એવું હતું કે tower નું radition તેના કારણે તેમની birds હોય છે તેમને બઉ નુકસાન થાય છે અને મન તો લગે છે ગેર ફાયદા પણ છે અને તેના ફાયદા પણ પણ માણસ તેની સાથે સાથે પર્યાવરણ નું જતન કરવું જોઈએ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

કે પર્યાવણ ને શું નુકસાન થઇ રહ્યું છે પ્રાણી નો અને વન્યજીવો પણ એમના પર શું વીતી રહી છે તેમને શું નુકશાન થઇ રહ્યું છે નાના નાના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 આગળ વધવાનું વિચારી રહ્યો છે સાથે સાથે એ વિચારતો નથી કે આપણે પર્યાવરણ નું જતન કરવું જોઈએ તો વિષે પણ સરકાર ને અથવા જાગૃત લોકો નાગરિકો એ માણસ એ બઉ વિચારવું જોઈએ

કે તમારે તાલુકા અથવા જીલ્લા નું કામ ત્યાં જવું પડતું હતું પણ હવે સરકાર direct જે digital માધ્યમ ઉભું નાખ્યું છે તેમને તમને કઈ સેવા જોઈતી government તરફ થી તો તમે online application કરી શકો છો પહેલા passport કાઢવો હોય તો શું કરવું પડતું હતું અરજી નાખવી પડે passport office ના કાગળ મુક્લવા પડે તે હવે એવું નથી હવે માત્ર ને માત્ર internet ના માધ્યમ થી passport માટે apply કરી શકો છો ઘરે બેઠા અને એ પણ આહ આરામ થી licence માટે પણ apply કરી શકો છો ઘરે બેઠા તમને બધું કરી શકો government ની system મળી રહે છે પેલા વિદ્યાર્થી scholarship લેવી હોય તો એમને બધા document જમા કારાવા પડે તે બઉ તકલીફ વાળું કામ હતું અને શાવે શું કે તમારું account ખાલી account number આપી દો અને તમારા account માં પૈસા આવી જાય ને bank પણ offer કરે digital માધ્યમ થી તમે payment પણ આજુ બાજુ કરી શકો તમારી college fee તમારી college પણ આ બધા જો આ તો બઉ સારો ફાયદો છે digitalization હા યાર તમે આ વાત સાચી કરી કે જે સરકાર છે આવક ના દાખલા છે જાતિના દાખલા છે અને બીજા અન્ય પ્રમાણ પત્ર કાઢવા માટે જીલ્લા અથવા તાલુકા પંચાયત જવું પડતું એ અત્યારે ઘરે બેઠા online website પરથી નીકળી શકીએ છીએ અને જે તમે કીધું કે

તેમાં ભ્રષ્ટાચાર અને corruption બઉ વધી ગયું ત્યારે અત્યારે સરકારે એવું કરી દીધું કે online application થી તમે direct provide કરવામાં આવે છે direct સરકાર થી student સુધી scholarship provide કરવામાં આવે છે અને તેનું form પણ online ભરવા માં આવે છે એના કારણે student ઓ તેમની હક ની scholarship મળી રહે છે અને તેમાં કોઈ જાત નું currruption અને કોઈ પણ જાત નું બીજા પૈસા તેમની scholarship સરકાર થી student સુધી પોહ્ચતી થઇ ગઈ છે હવે હા હા એટલે હવે તમે જુઓ આ બધું તો બરાબર છે scholarship છે કે પણ હવે આપડે કહી શકીએ કે આ બધું digitalization થઇ ગયું છે પણ તમને ખબર છે કે અમુક road ઉદ્ઘાટન હોય જેમ કે ઘણા બ્રીજ બન્યા ભારત માં આખા ભારત માં અને તમના લોકાપર્ણ થયા સારા સારા નેતાઓ દ્રારા તો એક નરેન્દ્ર મોદી sir છે તેમને શું કર્યું ત્યાં દિલ્હી માં બેઠા બેઠા અહી લોકાપર્ણ કરી શકે છે તે એક માધ્યમ દ્રારા એમનું એક paltform ત્યાં બેઠા શું કરી શકે છે લોકો video call કરે છે જેમ કે કોઈ america માં જાય જેમ કે મારો ભાઈ હમણાં america ગયો અમારે તેનાથી વાત કરવી તો america જોઈ શકીએ છીએ ખાલી video call દ્રારા visit કરવાની જરૂર નથી રહતી

કેમ કે એક મ ભૂકંપ આયો તો તો તમને આખી દુનિયા ને ખાલી વીસ મિનીટ મ ખબર પડી ગઈ કે માં ભૂકંપ આયો તો આ એક digital છે તો તમને ખબર માત્ર ગણિત ના second માં પડી જાય છે તેમને વિચારી પણ ના શકો એટલું બધું ફાયદા કારક માણસ સુ કરે છે આહ technology કઈ રીતે આગળ વધી રહી છે તેમનું કઈ રીતે તેના ફાયદા થઇ શકે છે આહ કઈ રીતે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 જેના વડે થી જેના કારણે આહ જે અંદર જે ફસાયેલા લોકો છે જે જરૂરિયાત લોકો છે જેમને તેમની જે પ્રાપ્તિ છે તેમની કરવામાં આવ્યા બધું એક દમ આસાન થઇ ગયુ છે કારણ કે બીજા દેશો પણ તેની મદદ એ દોડી રહ્યા છે એ technology ના કારણે સત્ય બન્યું છે કારણ કે જો આવી digital word ના હોય તો તેમ બીજા દેશોની ખબર પડતાજ બૌ બૌ time લાગી ગયો હોત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

જે તે વસ્તુ છે તે પણ online shopping માં મળી જ જાય છે લોકો ને બવ ફાયદો થાય રહ્યો છે અ રીત નો મોટા ભાગ ના લોકો અ online shopping તરફ વળી રહ્યા છે મને તો એમ લાગે છે કે આવનારા વર્ષોમાં એવું હશે કે offline shopping માર્કેટ માં લોકો કઈ જોવા પણ ના મળે આ display એક world નું કે online shopping કઈ પણ વસ્તુ online ના platform પર મળી રહે છે તો અ એક ફાયદા પણ છે પણ તેની સાથે સાથે ritail market ના માલીકો છે સારી દુકાનો ને પણ નુકસાન થાય રહ્યું છે એમના ધંધા પણ ઓછા થાય રહ્યા છે તેના પણ અમુક જે તેઓ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 બીકુલ વાત તમે મને બીજી પાચલ ની વાત કરી તી કે નુકસાન થાય રહ્યું છે

બીજું કે જે retailer છે એમનો રોજગારી એમનો જે વેપાર થતો હતો એમા હવે ઘટાડો આવી ગયો છે પણ હા તમે બીજું પાસું એ પણ કીધું તમે કે તે પોતાની

આટલું બધું capabale three બની શકે પોતાના પર કારણ કે નાના વેપારી હોય ને mostof અ વધારે સાક્ષર હોતા નથી જેના કારણે technology ન તેના કારણે આ આ શક્ય નથી જલ્દી ભારત માં શક્ય બનતા હજી વાર લાગશે પરંતુ મને shopping ના online shopping ના ફાયદા ના સાથે સાથે તેનું નુકશાન પણ દેખાઈ રહ્યું છે બરાબર છે પણ હવે digital world ના લોકો ફાયદા વધારે છે તો મને લાગે છે આપડે possitive side focuse કરવો જોઈએ ને પોતાના project તરફ આગળ વધવું જોઈએ તો એમ કરીએ next time મળીયે તેના આપડો project submit કરાવી દઈએ

okay ભાઈ ઠીક છે હવે ત્યારે આપડે મળશું ત્યારે project વિષે ચર્ચા કરીશું. okay bye.

ગુજરાત ભારતનું ભારત દેશનું રાજ્ય છે ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરમાં ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત સે પ્રદેશોથી ઘેરાયેલું છે.

ગુજ્જર પરથી પડેલ છે જેમણે ઈસવીસન સાતસો અને ઈસવીસન અઠસો દરમિયાન અહીં રાજ કર્યું હતું ગુજરાત રાજ્ય ની સ્થાપના મે એક ઓગણીસો સાહિઠ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી જ્યારે ગુજરાતી બોલાતી હોવા હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યા ઓ ધરાવે છે જેમકે લોથલ અને ધોળાવીરા લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે ગુજરાતે ભારતને તેને સ્વતંત્ર ચળવળના બે મોટા નેતાઓને ભેટ આપી હતી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતે વિશ્વના બે દેશો ને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી જીના આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહ મંત્રી અને ઉપ મુખ્યમંત્રી હતા કે જેમણે ચસ્સો પણ વધારે રજવાડાઓને એકખટા કરી ભારતની રચના કરી હતી સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય ભારત ના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો અધ્યાગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે. ભારતના વિકાસદર કરતા પણ ઘણો વધારે છે હવે અપડે વાત કર્યે ભારત હા ગુજરાતના ઇતિહાસને પૌરાણિક ગુજરાત વૈદિક કાળમાં ગુજરાતને અનર્ક દેશ તરીકે ઓળખવામાં આવતો હતો સોમનાથ મંદિર ગિરનાર પર્વત ને પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે મહાભારત સમયે શ્રીકૃષ્ણ એ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારકા નગરી વસાવી હતી પાંડવો જે વિરાટ નગરીમાં વાસ માં રહેલા તે વિરાટ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું માન્ય છે વલકય ઋષિ નર્મદાના કિનારા પર પ્રદેશમાં રહેતા હતા હવે આપણે વાત કરે ઇતિહાસક ગુજરાતની લોથલ તથા ધોળાવીરા માંથી અને અન્ય પચાસ સ્થળોએ સિંધુ ખીણની સંસ્કૃતિ માં સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયા કિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગર અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને દક્ષિણ ગુજરાત એમ ચાર અલગ રાજ્યો એકસાથે અસ્તિત્વમાં રહેલા છે ગુજરાતે સલ્તનતની સ્થાપના તેરમી શાદી દ્વારા દરમિયાન થઈ હતી જે સુધી સત્તામાં રહી હતી તે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી અને મોઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું અઢાર મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો પશ્ચિમી શાસન યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ એ સાથે થયું હતું જેણે ઈસવીસન સોલસો માં ગુજરાતના દરિયાકિનારે દમણ અને દીવ દાદરા અને નગર હવેલી જેવા અલગ-અલગ કેન્દ્રમાં સત્તા સ્થાપી બ્રિટિશ સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું મુંબઇ મેળવ્યા બાદ સુરતનું તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અઢાર મી સદીમા દ્વિતીય અંગ્રેજ મરાઠા યૂથ સમયે મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા હપાઈ ચૂકી હતી આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું હતો ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કર્યું હતું ગુજરાતની સ્થ સ્થાસન ગુજરાત ની શાસન વ્યવસ્થા તાત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવી હતી જેમાં વડોદરા સામેલ ન હતું જે સીધાજ ભારતના ગવર્નર જનરલ ના તાંબા હે~હેઠળ હતું આ દરમિયાન આજનો ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવા કે કાઠીયાવાડ કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં આવેલું હતું આ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ભરુચ, ખેડા, પંચમહાલ અને સુરત બ્રિટિશ સરકારના તાંબા હતા અંગ્રેજ શાસન કાળમાં સ્વતંત્ર પછી અને છેક ઓગણીસો સાહિઠની ત્રીસ મી એપ્રિલ સુધી મુંબઈ રાજ્યની ભાગ હતી ભારતની આઝાદી પછીનો ગુજરાત ઓગણીસો સત્તાવન મા ભારતને સ્વતંત્રતા મળી અને ભારતના ભાગલા પછી ગુજરાત સરકારે ભારત સરકારે ગુજરાતના રજવાડાઓને

તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતા જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો સ્વતંત્રતા પછી ઈસવીસન ઓગણીસો અડતાલીસ માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલતા વસ્તી ધરાવતા વિસ્તાર પોતાના અલગ રાજ્યની માંગ કરી હતી મુંબઇ રાજ્યમાં કચ્છ અને અને સૌરાષ્ટ્રને તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યમાં કેટલાક ભાગ નું સમાવેશ કરવામાં આવ્યું હતું નવા મુંબઇ રાજ્ય ને ઉત્તર ભારતના લોકો ગુજરાતી બોલતા હતા જ્યારે બાકીની બાકીના ભાગ ની ભાષા મરાઠી હતી ઈસવીસન ઓગણીસો સાહિઠ પહેલી મે ના મરાઠી

એમ બે રાજ્ય અલગ કરવામાં આવ્યા હતા આદિ ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ અને સમાવેશ કરાવ્યો આમ પહેલીવાર ગુજરાતે રાજ્યને મેળવ્યો ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી પછી ઓગણીસો સિત્તેર માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં

ઓગણીસો ચોરનું માં થયાલુ નવનિર્માણ આંદોલન દેશમાં સૌપ્રથમ સૌપ્રથમ વાર ચૂંટાયેલી સરકાર વિખેરી નાખવામાં સફળ થયું હતું છવીસ જાન્યુઆરી બેહજાર એક ના દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં વિષહજાર થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા ઇસવીસન બેહજાર ની સતિવિસ મી ફેબ્રુઆરીએ ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન અયોધ્યાથી કારસેવા કરી પરત રહેલા સત્તા નુ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તુંફાનોમાં થયા હતા જે પછીના રમખાણોમાં બેહજાર થી વધુ માનવીઓના મોત નિપજયા હતા હવે આપણે વાત કર્યે ભારત ગુજરાતમાં ભૂગોળની ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે તે પશ્ચિમે અરબી સમગ્રહ ઉત્તર અને ઈશાને રાજ્ય પાન પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે સેસ્ત છે ગુજરાતના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે કચ્છનું નાનું રણ અને કચ્છ નું મોટું રણ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે. એ માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે સોલસો કિ. મી. નો દરિયો છે જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ પ્રથમ ક્રમાંક નો લાંબો દરિયા કિનારો છે.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

શેનો project હતો? તું શું કરી રહ્યો છે are યાર એમાં શું હોય ખબર છે કે અત્યારે તને ખબર જ છે કે કેટલા બધા machine આવી ગયા છે દુનિયા માં તે દરેક કામ આપડું એક દમ easy બની સકે છે તો એના પર

એકલા electronic જ સાધનો નહિ ભાઈ જે કોઈ બી તમે કે વર્ષો પેલા કેવું હતું કે લોકો બળદ ગાડા નો ઉપયોગ કરતા હતા કે ઘોડા ગાડી નો ઉપયોગ કરતા હતા પણ ધીમે ધીમે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 જે એક વાર એક વૈજ્ઞાનિક હતા એને એમ જોયું કે વારના અંદર એટલી તાકતા છે કે તે કુક્કર ની સીટી પણ ઉંચી કરી સકે છે તો એને એમ વિચાર્યું કે steam engine બનાવીએ તો કોલસો સળગાવી ને વરાળ પેદા થાય તેના થી steam engine પણ ચાલતી હતી તો machine યુગ નો સરુઆત થયો ત્યાર ની વાત છે પણ એના પચોઈ દિવસે ને દિવસે વિજ્ઞાન માં અને પ્રયોગ ઓ માં નાં machine આવતા રહ્યા. first આ તું એવા machine વિષે જાને છે જે પહેલા ઉપયોગ માં લેવાતા હતા નાં ભાઈ એટલી બધી knowledge નથી કારણ કે મેં એના વિશે વધારે વાંચ્યું નથી પણ જોવા જોઈએ તો આજ કાલ electronic સાધનો આવે છે એમના વિશે knowledge છે જેમ કે આજ કાલ.